અને ત્યાં અગાડી ચાર્જિંગ ના બોર્ડ પણ છે ત્યાં અગાડી ચાર્જિંગ થાઈ છે અને પાછળ ડાન્સ યોગા ઓમ એવુ કરીને બોર્ડ મારેલુ છે.

અને એની બાર એક બાઈક પડી છે અને એક બીજી બાઈક ઉપર એક ભઈ બેઠા છે.

એક તલાવ દેખાય રહ્યુ છે એના અંદર પાણી છે અને એની આ બાજુની સાઇડ બધા ગ ગ્રીન કલર ના ઝાડવા દેખાય છે.

દેખાઈ રહ્યુ છે અને ત્યાં અગાડી એક એલ_ઇ_ડી સ્ક્રીન પણ છે.

બે ખુરશી પડી છે બીજી ખુરશી નો એક ઢગલો પડ્યો છે ત્યાં એક વૉશ બેસીન છે.

વાડી એક શોપ દેખાય રહી છે એની બાજુ પર બર્ગર વાડી એક શોપ દેખાય રહી છે એના બાર ટેબલો પડ્યા છે ખુરસીઓ નાની નાની--

એક ભઈ ફ્રીઝ ના અંદર કઈક વસ્તુ મૂકી યા લઇ રહ્યા છે અને બીજું બી એક સાઇડ મા એક ફ્રીઝ આ--

એક પાર્ટી હોલ લાગી રહ્યો છે એ હોલ ની અંદર એક વાઈટ કલર ના ટેબલ ઉપર એક ભાઈ બેઠેલો છે સૂટ મા એણે હાથમાં એક ઘડિયાળ પહેરી છે.

અન એક ભાઈ ઊભા ઊભા આ ફોટો ખેચી રહ્યા છે અને એમા પાણી પણ બો ઓછુ લાગી રહ્યુ છે બીજુ તો કઇ ની.

ત્યાં એક ભાઈ ઉભા છે અને ઉભા ઉભા સેલ્ફી ખેચી રહ્યા છે અને ત્યાં ગાડી--

અને ત્યાં અગાડી ચાર ભાઈઓ ઉભા છે એમાથી બે જણાની બંડી દેખાય રહી છે એક બ્લેક અને એક વ્હાઇટ .

અને રેઝોર્ટ ની ડાબી બાજુ ને જમણી બાજુ ક્રીમ કલર ના જાળ દેખાય રહ્યા છે.

અને બે વિન્ડો પણ દેખાય રહ્યો છે અને ઉપર લાઈટ ના બલ્બ બી દેખાય રહ્યા છે.

એક ગ્રીન કલર ની છે પિંક કલર ની છે ઓરેન્જ કલર ની છે એ બધા કલર ની દેખાય છે.

દેખાય રહ્યું છે અને આ રાઈટ સાઇડ થી એક ભઈ આર વન ફાઈવ ટાઈપ --

એક ટેબલ ટાઈપ દેખાઈ રહ્યું છે ત્યાં અગાડી ટેબલ બે દેખાઈ રહ્યા છે ડાઇનિંગ ટાઈપ .

ત્યાં ઉપર એક લાઈટ દેખાય રહી છે અને લેફ્ટ સાઈડ માં એક એ_સી દેખાય રહ્યું છે અને યલો કલર ની વિન્ડો શીટ લાગેલી લાગે--

અહીંયા અ ગુફા ટાઇપ પથ્થરો દેખાય રહ્યા છે ત્યાં એક અંદર માણસ ઊભો--

અને એ ઊભા ઊભા પથ્થર ઉપર કઈક લખી રયો છે અને ત્યાં આજુ બાજુમાં કોઈ પણ આમ--

અને રાઇટ સાઈડ માં પણ એક ઝાડ આપેલું છે ને એક સ્ટ્રીટ લાઇટ આપેલી છે.

અને બિલ્ડીંગ ની સામે એક લાકડાની વ્હીલ આખી ઉભી દેખાય રહી છે.

અને ત્યાં ટેબલ ઉપર સોસ ને એવુ બધું પડ્યું છે અને રે તેના કેફે ની વોલ ઉપર એક ફેન અને ઘડિયાલ દેખાય રહી છે.